એક છોકરો વાળ કપાવા માટે એક ખુરચી પર બેઠેલો છે સાઈડ ની અંદર એક નાની બાળકી પણ બે દેખાઈ છે.

એક ફોટો પાડી રહ્યા છે એવું દ્રશ્યમાં જોવા મળે છે.

આપેલ દ્રશ્યની અંદર એક ખૂબજ શાંત ક્લાસરૂમ જોવા મળે--

બે બારી જોવા મળે છે એક ઉપરની સાઈડ નીચેની સાઈડ બે પંખા છે ઘણી બધી બેંચીસો છે એક બોર્ડ પણ છે.

દ્રશ્યની અંદર કેફે જોવા મળી રહ્યુ છે પણ કૅફે ની અંદર કોઈ પણ કસ્ટમર જોવા ન--

ની પરંતુ એક કપલ આ કેફે ની અંદર આવ્યુ છે.

સાથે સાથે એક જુપીટર અને સુઝુકી ની એરટિગા પણ જોવા મળે છે બ્લોક નંબર સાત અને બ્લોક નંબર ચાર દેખાય છે.

ત્યાં એક નાની ઉમરની મહિલા એટલે કે છોકરી પોતાના વાળ કપવા અથવાતો હેરસ્ટાઇલ કરવામાં--

ચર્ચ ની અંદર છૌવીસમી જાન્યુઆરી અથવા તો કે પંદરમી ઓગસ્ટ ઉજવાતી હોય તેવુ દ્રશ્ય જોવા મલી રહ્યુ--

કાંચ ખુબજ સારી કંપની ના અને મજબૂદાર કાંચ લગાવાની કામગીરી ચાલી રહી હોય તેવું દેખાય છે કાંચ લગાવા માટે બંબૂસ--

કોઇ પણ પેસેન્જર જોવા નથી મળતુ અને તો એક ખાલી જોવા મડે છે.

ગણા બણા વૃક્ષો ખૂબ જ મજમુદાર વૃક્ષો શિયાળાની ઋતુ હોય તેવું દ્રશ્યમાન નજરે જડેલ--

શાંત વાતાવરણ સાથે એકદમ ખાલી ક્લાસરૂમ જોવા મળી રયુ છ--

છોકરીઓ માટે ગુડીયાઓ અહીંયા જોવા મળે છે તે નાની છોકરીઓની માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે સાથે સાથે નીચેની સાઈડ --

દૃશ્યમાં એવું જાણવા મળે છે કે કોઈ ખેડૂત પોતાની વાડીએ થી અથવા તો ખેતરે થી--

ખૂબજ વિશાળ સંખ્યાની અંદર કાર પાર્કિંગ ની સાથે સાથે સરકારી ગાડીઓ બધા સરકારી કર્મચારીઓ--

આ દ્રશ્યની અંદર એક જ્વેલરી ની દુકાન જોવા મડે છે.

પાંચ માળની બિલ્ડિંગ જેનુ નામ રોયલ પેલેસ છે તે જોવા મળેલી છે.